આ એક વોટરપાર્ક ને થીમ પાર્ક છે જેમાં બે તણ અ સ્લાઇડ છે ને પાછળ આપણે જોઈએ તો સ્વિમિંગ પૂલ ને તા બી આપણેન સ્લાઇડ દેખાહે વોટર પ્રાઇટ ની.

એમાં એક માણસ આમાં મસાલ લઈને ઉભેલો પાછળ બી એક માણસ મસાલ લઈને ઉભેલો --

પાછળ લાઈટ એવું લાગેલું પાછળ વાઈટ કલર નું ઘરબી દેખાય ક નય એ રાઇટ માં એક ઝૂંપડું બી છે.

અહીંયા ડોક્ટર નું નામ ડોક્ટર નો ફોન નંબર લખેલો છે ને ડોક્ટર કયા સમયે હોય એ છે.

આ એક મોટું રેસ્ટોરેન્ટ નું બેહવાની જગા છે.

અઈયા એક ટેબલ છે પાછળ ઘણા બધા ટેબલ દેખાયા કરે --

એમા આખું આપણાને જંગલ દેખાયા કરે એમાં પથ્થરોમાંથી બધામાંથી પાણી વહી વહીને આવ્યા કરે.

રાઇટ માં એક પોસ્ટર માં માણસ એનો દુકાનનું નામ નીચે વડાપાવ સેન્ડવીચ એન કે ફાસ્ટ ફૂડ રાઇટ નાનલું શટર --

મોટુ દુકાનનું અંદર ગેટ બે માણસ અહીંયા એક માણસ બેહેલો એક માણસ ઉભેલું છે અંદર.

આ એક હોટલ નો ફોટો છે જેમાં ટેબલ પર અઇયા રોટલા મુકવામાં આયેલા --

અહીંયા આપણે માણસને વેટરને જોવામાં આવે ત્યાં બે માણસ બેસીને ખાયા કરે.

પાછળ આખુ કાઉન્ટર છે ખાવાનાનુ ત્યાં બોટલ ને બીજુ સામગ્રી મૂકવામાં આયેલી.

આ એક બકરી ચ-ચારવાન જગા છે.

પાછળ આપણે જીજસ ભગવાનને જોતા જ ત પ્લસ સાઈન હતે.

પાછળ બે કિશન નો ફોટો એક કેલેન્ડર છે અહીંયા લોકો ઉભી રહીને પ્રાર્થના કર્યા કરે.

અહીંયા રાઈટ મા એક વ્હાઈટ કલર ની ગાડી લેફ્ટ માં એક લાલ કલર ની સ્કુટી --

એક ઝૂંલો છે તેના ઉપર લોકો ઝૂલ્યા કરે.

અહીંયા રાઈટ માં એક વાઈટ કલર ની કાર પાછળ એક યેલ્લો અને વાઈટ કલર ની બિલ્ડીંગ અઈયા બ્લુ અને વાઈટ કલર ની બિલ્ડીંગ જોવા મ --

આજે છે એ એક અહ ફ્રુટ નો ઠેલો છે જેમાં તરહ તરહ ના અહ ફ્રુટ મૂકી રાખેલા છે.

પાછળ એકદમ જોઈ તો મોટો ડુંગર ને આખુ જંગલ એરિયા છે પાછળ.

ઉપર બી એક અફોર્ડેબલ ફી સ્ટ્રક્ચર નું ડોનેશન વાલો ફોટો છે.

પછી અહીંયા ઉપર ગુલાબ જાંબુનને રસગુલ્લાના ડબ્બા દેખાવામાં આવે છે.

આ એક જગાન ફોટો છે જ્યાં બોવ મોટો એન્ટ્રી કરવા વાલો ગેટ છે.

આના અહીંયા એક એ બોર્ડ ના ઉપર એક મોટી લાઇટ લગાવવામાં આવેલી દેખાયા કરે.

કેરી વેચાયા કરે તોન માણસ અહિયા ઊભી રહેલા છે.

રાઈટમાં ઉપર આપડે જોઈએ તો પતરું લાગેલો છ ને પંખો લાગેલો રાઈડમાં બધી દુકાનો છે.

લાલ કલર નું શર્ટ નીચે હાફ શોર્ટ્સ પહેરેલ બ્લુ કલર ના પાછળ આપણે જોઈ શકે જંગલ છે.

અહીંયા આપેલ ફોટો માં પટેલ બેકરી કરને એક મોટી દુકાનનો બોર્ડ દેખાયા કરે.

ઉપર આપણે આકાશ બી જોઈ શકીએ જેમાં વાદળ બી દેખાયા કરે.